પર્લમાં if elsif એલ્સે ઇફ એલ્સઇફ એલ્સ અને સ્વિચ સ્વીચ કંડીશનલ સ્ટેટમેંટો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
પર્લમાનું if elsif એલ્સે સ્ટેટમેંટ અને સ્વિચ સ્ટેટમેંટ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 હું ગેડિટ ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ
તમે તમારી પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો
તમને પર્લનાં વેરિએબલ્સ વેરીએબલો અને કમેન્ટ્સ કમેંટો નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે
અને જાણ હોવી જોઈએ ફોર ફોરીચ વ્હાઇલ ફોર ફોરઇચ વ્હાઈલ અને do વ્હાઇલ ડૂ વ્હાઈલ લૂપોની અને આઇએફ ઇફ અને if એલ્સે ઇફ એલ્સ સ્ટેટમેંટો વિશે જાણ હોવી વધુ લાભદાયક રહેશે
સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટનો સંદર્ભ લો
if elsif એલ્સે સ્ટેટમેંટનો ઉપયોગ અનેક કંડીશનો તપાસવા માટે થઇ શકે છે અને જ્યારે તમામ કંડીશનો ફેઇલ ફેઈલ થાય ત્યારે તે મૂળભૂત એલ્સે એલ્સ બ્લોકને એક્ઝીક્યુટ કરે છે
if elsif એલ્સે સ્ટેટમેંટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે આઇએફ સ્પેસ ખુલ્લો કૌંસ કન્ડિશન બંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ શરૂ
Enter દબાવો કંડીશન ટ્રૂ ટ્રુ હોવાની સ્થિતિમાં એક્ઝીક્યુટ થનાર કોડ અંશ અને અર્ધવિરામ Enter દબાવો છગડીયો કૌંસ બંધ સ્પેસ એલ્સિફ સ્પેસ ખુલ્લો કૌંસ કન્ડિશન કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ Enter દબાવો એલ્સિફ કંડીશન ટ્રુ રહેવાની સ્થિતિમાં એક્ઝીક્યુટ થનાર બીજો એક કોડ અંશ અને અર્ધવિરામ Enter દબાવો છગડીયો કૌંસ બંધ સ્પેસ એલ્સે સ્પેસ છગડીયો કૌંસ શરૂ Enter ઉપરની બંને કંડીશનો ફળસે ફોલ્સ થવા પર એક્ઝીક્યુટ થનાર કોડ અને અર્ધવિરામ Enter દબાવો છગડીયો કૌંસ બંધ પહેલા આઇએફ કંડીશન તપાસવામાં આવશે અને તે ટ્રુ હોય તો તે એક્ઝીક્યુટ થશે
જો નથી તો એલ્સે આઇએફ કંડીશન તપાસવામાં આવશે અને ટ્રુ હોવા પર તે એક્ઝીક્યુટ થશે
નહી તો એલ્સે બ્લોક અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થાય છે
હવે ચાલો if elsif એલ્સે સ્ટેટમેંટનું ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાવો આનાથી ગેડિટ માં conditionalblocksપીએલ ફાઈલ ખુલશે
સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો
આપણે લેન્ગ્વેજ લેંગવેજ આ વેરીએબલને વેલ્યુ પર્લ એસાઈન કરી છે
નોંધ લો ઇક એ સ્ટ્રીંગ કમ્પેરિઝન સ્ટ્રીંગ કમ્પેરીઝન ઓપરેટર છે
અને ત્યારબાદ આપણી પાસે વિવિધ કંડીશનો છે જેને આપણે તપાસવા ઈચ્છીએ છીએ
હવે ફાઈલ સંગ્રહવા માટે ctrls દબાવો
ત્યારબાદ ટર્મિનલ પર જઈને ફાઈલને સીધેસીધી એક્ઝીક્યુટ કરો
ટાઈપ કરો પર્લ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ નોંધ લો હું કમ્પાઈલેશન પગલાને અવગણી જાવ છું
પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે તે અનિવાર્ય પગલું નથી
જો કોઈ કમ્પાઈલેશન એરર આવે તો એક્ઝીક્યુટ કરતી વેળાએ એક એરર ફેંકાય છે અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થતી થોભી જાય છે
હવે Enter દબાવો
ટર્મિનલ પર આ પ્રમાણે આઉટપુટ દેખાય છે
હી આઇ એએમ પર્લ હવે ચાલો આપણા આગળના કેસ તરફે જોઈએ
ગેડિટ પર જાવ
દર્શાવ્યા પ્રમાણે લેન્ગ્વેજ વેરીએબલ માટે જાવા એસાઈન કરો
ફાઈલ સંગ્રહવા માટે ctrls દબાવો
ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો
ટાઈપ કરો પર્લ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે હી આઇ એએમ જાવા ફરીથી ચાલો ગેડિટ પર જાવ
હવે ચાલો લેન્ગ્વેજ વેરીએબલ માટે ઇંગ્લિશ એસાઈન કરીએ
ફાઈલ સંગ્રહવા માટે ctrls દબાવો
ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો
ટાઈપ કરો પર્લ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે
આઇ એએમ નોટ એ કોમ્પ્યુટર લેન્ગ્વેજ આ 3 કેસો આ પ્રમાણે સૂચિત કરે છે કંડીશન સંતોષનાર ફક્ત એક જ આઇએફ બ્લોક એક્ઝીક્યુટ થશે
નહીતર મૂળભૂત એલ્સે બ્લોક એક્ઝીક્યુટ થશે
આપણી જરૂર અનુસાર આપણી પાસે આ પ્રમાણેનાં અનેક એલ્સિફ કંડીશનો હોઈ શકે છે
અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે આપેલ પ્રીંટ કરવા માટે if elsif એલ્સે સ્ટેટમેંટ લખો
સ્ટ્રીમ જો સાયન્સ હોય તો આઇ એએમ એ સાયન્સ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ જો કોમર્સ હોય તો આઇ એએમ એ કોમર્સ ગ્રેજ્યુએટ અને સ્ટ્રીમ જો સાયન્સ કે કોમર્સ આમાંની કોઈપણ ન હોય તો આઇ એએમ એએન આર્ટ્સ ગ્રેજ્યુએટ હવે ચાલો સ્વિચ સ્વીચ સ્ટેટમેંટ વિશે શીખીએ
પર્લ 58 સુધી સ્વિચ સ્વીચ સ્ટેટમેંટ ન હતું
ત્યાર પછીથી સ્વિચ મોડ્યુલ સ્વીચ મોડ્યુલ નો પરિચય થયો જેણે સ્વિચ સ્ટેટમેંટની કાર્યક્ષમતા પૂરી પાડી
નોંધ લો પર્લ માનાં મોડ્યુલ્સ મોડ્યુલો આવનારા ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે
સ્વિચ નું સિન્ટેક્સ આ પ્રમાણે છે યુએસઇ સ્વિચ અર્ધવિરામ Enter દબાવો સ્વિચ સ્પેસ ખુલ્લો કૌંસ ડોલર વેલ્યુ કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ Enter દબાવો કેસ સ્પેસ 1 સ્પેસ છગડીયો કૌંસ શરૂ ડોલર વેલ્યુ ઇક્વલ ટીઓ 1 હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ
Enter દબાવો કેસ સ્પેસ એકલ અવતરણ એ એકલ અવતરણ સ્પેસ છગડીયો કૌંસ શરૂ ડોલર વેલ્યુ ઇક્વલ ટીઓ એકલ અવતરણ એ એકલ અવતરણ હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ Enter દબાવો એલ્સે સ્પેસ છગડીયો કૌંસ શરૂ ડોલર વેલ્યુ ઉપર આપેલ કોઈપણ કેસથી ન મળે તો એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ Enter દબાવો છગડીયો કૌંસ બંધ ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સ્વિચ સમજીએ
ટર્મિનલ જાઓ અને ટાઈપ કરો ગેડિટ સેમ્પલસ્વિચ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાવો હવે સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે સેમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરો
ચાલો સમજીએ કે સ્વિચ સ્ટેટમેંટ કેવી રીતે કામ કરે છે
યુએસઇ સ્વિચ સ્ટેટમેંટ પર્લ કોડ અંતર્ગત સ્વિચ મોડ્યુલ ધરાવે છે
નોંધ લો આપણે યુએસઇ કીવર્ડ વિશે વિગતમાં આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું
અત્યારે આપણે વિવિધ કિસ્સાઓને તપાસ કરીશું
આપણે વેરીએબલ var ને પર્લ વેલ્યુ એસાઈન કરી છે
સ્વીચ સ્ટેટમેંટમાં વેરીએબલ var ની વેલ્યુ તપાસ થાય છે
પહેલા કેસમાં તે કેસ પર્લ થી મેળ ખાય છે
જેથી કરીને આ કેસ કેસ આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે
ફાઈલ સંગ્રહવા માટે ctrls દબાવો
હવે ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
પર્લ sampleswitchપીએલ Enter એન્ટર દબાવો ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે આઇ એએમ પર્લ ગેડિટ માં sampleswitchપીએલ પર પાછા જાવ
હવે વેરીએબલ var ને ચાલો લિનક્સ વેલ્યુ એસાઈન કરીએ ફાઈલ સંગ્રહવા માટે Ctrl એસ દબાવો
ફરીથી સ્વીચમાં var ના વેરીએબલની વેલ્યુ તપાસવામાં આવશે
આ કેસ લિનક્સ થી મેળ ખાશે
જેથી કરીને આ કેસ આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે
હવે ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો પર્લ sampleswitchપીએલ Enter દબાવો ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે આઇ એએમ લિનક્સ ગેડિટ માં sampleswitchપીએલ પર જાવ
એજ પ્રમાણે જો વેરીએબલ var ની વેલ્યુ જાવા હોય તો બીજી કેસ તપાસવામાં આવશે
હવે ચાલો વેરીએબલ var ને ઇંગ્લિશ વેલ્યુ એસાઈન કરીએ
ફરીથી સ્વીચમાં વેરીએબલ var ની વેલ્યુ તપાસવામાં આવશે
આ કોઈપણ કેસ કેસ સ્ટેટમેંટોથી મેળ ખાતી નથી
જેથી એલ્સે એલ્સ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે
હવે ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો પર્લ sampleswitchપીએલ અને Enter દબાવો ટર્મિનલ પર આપેલ આઉટપુટ દૃશ્યમાન થાય છે આઇ એએમ નોટ એ કોમ્પ્યુટર લેન્ગ્વેજ 3 કેસો આ પ્રમાણે સૂચવે છે એક્સપ્રેશનની વેલ્યુ કયો કેસ કેસ એક્ઝીક્યુટ કરવો છે તે નક્કી કરે છે ફક્ત માન્ય કેસ કેસ જ એક્ઝીક્યુટ થશે અને જ્યારે કોઈપણ માન્ય કેસ ન હોય ત્યારે મૂળભૂત એલ્સે કેસ એક્ઝીક્યુટ થશે
એલ્સે કેસ એલ્સ કેસ લખવું અનિવાર્ય નથી
આવી સ્થિતિમાં જો કોઈપણ કેસીસ કેસીસ મળતા ના આવે તો સ્વિચ સ્વીચ સ્ટેટમેંટ તરફથી કોઈપણ આઉટપુટ આવશે નહી
અહીં તમારી માટે બીજું એસાઈનમેંટ છે સ્વિચ સ્વીચ સ્ટેટમેંટ વાપરીને આ ટ્યુટોરીયલમાં આપેલ પહેલાનું એસાઈનમેંટ ફરીથી લખો
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા પર્લમાનું if elsif એલ્સે સ્ટેટમેંટ અને સ્વિચ સ્ટેટમેંટ સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજ્યા
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર